જેમાં ઘણી બધી આપણને નીચેની બાજુએ બારીઓ દેખાઈ રહી છે ઉપર પણ ઘણી બધી આપણને બારીઓ દેખાઈ રહેલી છે.

એ ઉપરની બાજુ આપણને પ્લસ નું નિશાન લાગેલું દેખાય રહ્યું છે ઘણા બધા આકાશમાં વાદળા દેખાય રહે છ --

લોકો આવતા જતા દેખાઈ રહ્યા છે ઘણી બધી સ્ત્રીઓ મચ્છીનું ખરીદી કરે છે અને વેચી રહી છે.

ઉપર આકાશમાં ઘણા બધા વાદળો દેખાઈ રહ્યા છે આ સમય સવારનો લાગી રહ્યું છે.

જે આગળની બાજુએ એક પગ પર ઉભેલી બેહનો અને પાછળની બાજુએ એક પગ પર ઊભેલા ભાઈઓ દેખાઇ રહ્યા છે --

લાઇફકેર નું સિમ્બોલ બી દેખાય રહ્યું છે ઉપર બોર્ડ પર લાઇફકેર પેથોલોજી લેબ નું એડ્રેસ પણ દેખાય રહ્યું છે ફોન નંબર લખેલા છે.

તેની બાજુમાં લોકોને બેસવા માટે બેન્ચ પણ દેખાય રહી છે આ બાજુ ઘણા બધા સ્ત્રી પુરુષો ઉભે છે.

જે ડ્રોઈંગ પેપર પર અલગ અલગ શેપ માં ક્રાફ્ટ પેપર દ્વારા બનાવેલા ડ્રોઈંગ --

આ ચિત્ર એક મોટા હોલ ના બહારના ભાગનું છે તેમાં ઘણી બધી ખુરશીઓ દેખાઈ રહી --

પગથિયા ઉપર ઘણા બધા લોકો બેસેલા દેખાઈ રહ્યા છે બે ત્રણ માણસો પણ પાછળની બાજુ આપણને દેખાઈ રહ્યા છે.

પાછળની બાજુએ આપણને નારિયેલના વૃક્ષો દેખાઈ રહ્યા છે તેની પાછળ આપણને ડૂબતો સૂરજ દેખાઈ રહ્યો છે.

આ ચિત્રો વહેલી સવારે અથવા તો મોડી સાંજનું દર્શાવે છે શાંત પૂર્ણ વાતાવરણ અને શાંત સૂર્યના પ્રતિબંધ થી પાણી પર ગરમ ચમક પડે છે.

તેની જમણી બાજુએ પગથિયાં દેખાઈ રહ્યા છે જ્યાંથી લોકો આવતા જતા દેખાઈ રહ્યા છે.